બેઝિક્સ ઓએફ શેલ સ્ક્રિપ્ટિંગ
પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું સિસ્ટમ વેરિએબલ્સ સીસ્ટમ વેરીએબલો યુઝર ડિફાઇન્ડ વેરિએબલ્સ યુઝર ડીફાઈનડ અને કીબોર્ડ મારફતે યુઝર ઈનપુટ સ્વીકારવું
આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ થી પરિચિત હોવા જોઈએ જો નથી તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે આપેલ અમારી વેબસાઈટની મુલાકાત લો
આ ટ્યુટોરીયલ માટે હું વાપરી રહ્યી છું ઉબ્નટુ લીનક્સ 1204 ઓપરેટીંગ સિસ્ટમ અને જીએનયુ બાશ આવૃત્તિ 4110 નોંધ લો પ્રેક્ટીસ માટે જીએનયુ બાશ આવૃત્તિ 4 અથવા તેથી વધુનો આગ્રહ કરીએ છીએ
વેરીએબલસના પરિચયથી શરૂઆત કરીએ
બેશ વેરીએબલ માહિતી માટે તાતપુરતું સંગ્રહ પ્રદાન કરે છે
આ વેરીએબલો પ્રોગ્રામના જીવનકાળ દર્મ્યાન વાપરી શકીએ છીએ
વેરીએબલો બે પ્રકારના હોય છે
સિસ્ટમ વેરિએબલ્સ સિસ્ટમ વેરિયેબલ્સ યુઝર ડિફાઇન્ડ વેરિએબલ્સ યુઝર ડિફાઈનડ વેરિયેબલ્સ સિસ્ટમ વેરિએબલ્સ લીનક્સ બેશ શેલ દ્વારા આને પોતેથી બનાવવામાં તથા જાળવવા માં આવે છે
આને કેપિટલ અક્ષરો દ્વારા વ્યાખ્યિત કરાય છે
સિસ્ટમ વેરિએબલ્સ અરે સામાન્ય ઉપયોગમાં આવનારા સીસ્ટમ વેરીએબલ છે BASH VERSION હોસ્ટનેમ હોમ ઇટીસી તમારા કીબોર્ડ પર એક સાથે Ctrl Alt અને ટી કી દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો
હવે ટાઈપ કરો સેટ અને Enter
આ તમામ સીસ્ટમ વેરીએબલો દર્શાવે છે
તેજ પ્રમાણે તમામ સીસ્ટમ વેરીએબલો જોવા માટે તમેenv અથવા પ્રિંટેન્વ ટાઈપ કરી શકો છો
ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું
હવે ટાઈપ કરો એચો સ્પેસ બે અવતરણચિહ્નો અંદર ડોલર સાઇન હોસ્ટનેમ અને હવે Enter
એન્ટર દબાઓ
સીસ્ટમ નું હોસ્ટનેમ દેખાશે
ચાલો હવે હોમ ડિરેક્ટરી નો સંપૂર્ણ પાથ શોધીએ
ટાઇપ કરો એચો સ્પેસ બે અવતરણચિહ્નો અંદર ડોલર ચિન્હ હોમ કેપિટલ અક્ષરમાં
યુઝરની હોમ ડિરેક્ટરીનો સંપૂર્ણ પાથ દેખાશે
હવે ટાઈપ કરો એચો સ્પેસ બે અવતરણચિહ્નો અંદર હોમ કેપિટલ અક્ષરમાં
આ હોમ વેરીએબલની વેલ્યુ દેખાડવા ના બદલે ફક્ત હોમ દેખાડશે
આમ વેરીએબલની શરૂઆતમાં ડોલર sign ને વાપરવું અનિવાર્ય છેજેથી તેની વેલ્યુ દેખાશે
ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ
યુઝર ડિફાઇન્ડ વેરિએબલ્સ આ વેરીબલો યુઝર દ્વારા બનાવવા અને જાળવવામાં આવે છે
યુઝર ડિફાઇન્ડ વેરિએબલ્સ ના નામ માટે અપરકેસ ટાળવું એ એક સારી યુક્તિ છે
આનાથી યુઝર ડિફાઇન્ડ અને સિસ્ટમ વેરિએબલ્સ વચ્ચે તફાવત કરવું સરળ છે
આપણા ટર્મિનલ પર પાછા આવો ટાઈપ કરો યુઝરનેમ ઇક્વલ ટીઓ સાઇન સુનિતા નોંધલો યુઝરનેમ ઇક્વલ ટીઓ સાઇન અને સુનિતા વચ્ચે કોઈ પણ સ્પેસ રહેવી નહી જોઈએ
અને Enter
યુઝરનેમ આ વેરીએબલની વેલ્યુ દેખાડવા માટે ટાઇપ કરો એચો સ્પેસ બે અવતરણચિહ્નો અંદર ડોલર સાઇન યુઝરનેમ Enter દબાઓ આ તમારા ટર્મિનલ પર સુનિતા દેખાડશે
વેરીએબલની વેલ્યુને અનસેટ કરી શકાય છે
આપણી સ્લાઈડ પર પાછા જઈએ
અનસેટ વેરીએબલની વેલ્યુને અનસેટ કમાંડ વાપરીને અનસેટ કરી શકાવાય છે
આ માટે સિન્ટેક્સ છે અનસેટ વેરિયેબલનેમ ચાલો પાછળનું ઉદાહરણ વાપરીએ જ્યાં યુઝરનેમ આ આપણું વેરીએબલ છે
ટર્મિનલ પર પાછા જાઓ હવે ટાઈપ કરો અનસેટ સ્પેસ યુઝરનેમ એન્ટર દબાઓ
ચાલો તપાસીએ ટાઈપ કરો એચો સ્પેસ બે અવતરણચિહ્નો અંદર ડોલર સાઇન યુઝરનેમ એન્ટર દબાઓ
ટર્મિનલ પર કઈ પણ દેખાશે નહી
આનો અર્થ એ છે કે વેરીએબલ યુઝરનેમ ની વેલ્યુ રદ થઇ ગયી છે
ચાલો હવે આપણી સ્લાઈડ પર પાછા આવીએ
ગ્લોબલ અને લોકલ વેરિએબલ્સ
શેલ સ્ક્રીપ્ટમાં યુઝર ડિફાઇન્ડ વેરિએબલ્સ ને ગ્લોબલી અથવા લોકલી
જાહેર કરી શકાય છે
મૂળભૂત રીતે બધા વેરીબલો ગ્લોબલ
એટલેકે ફંક્શનની અંદર અને બહાર તેમની વેલ્યુઓ એક સમાન રહે છે
વેરીએબલો ને ગ્લોબલી અને લોકલી
કેવી રીતે જાહેર કરવું ચાલો તે શીખીએ
ટર્મિનલ પર જાઓ અને ટાઈપ કરો ગેડિટ સ્પેસ g variablesh સ્પેસ એમ્પરસેન્ડ ગેડિટ એ ટેક્સ્ટ એડિટર છે g variableશ એ આપણી ફાઈલનું નામ છે
અને એએમપી એમ્પરસેન્ડ નો ઉપયોગ પ્રોમ્પ્ટને સાફ કરવા માટે થાય છે
એન્ટર દબાઓ
તમારી g variablesh ફાઈલમાં અહી દર્શાવ્યા પ્રમાણે કોડ ટાઈપ કરો
અત્યારે હું કોડ સમજાઉ પ્રથમ લાઈન જે કે હાશ અને એક્સક્લેમેશન ચિન્હ સાથે છેતે શેબાંગ અથવા કે બાંગ લાઈન છે
usernamesunita આ એક યુઝર દ્વારા વ્યાખ્યિત કરેલ વેરીએબલ છે અને તેને ગ્લોબલી
ડીકલેર કર્યું છે
એચો આ આઉટસાઇડ function સ્ટ્રીંગ દર્શાવશે અને ડોલર યુઝરનેમ આ યુઝરનેમ
વેરીએબલની વેલ્યુને પ્રિન્ટ કરશે
આ પ્રમાણે આપણે બેશ સ્ક્રીપ્ટમાં ફંક્શન વ્યાખ્યિત કરીએ છીએ
ફંકશન્સ વિષે વિગતમાં આપણે આવનારા ટ્યુટોરિયલ્સ માં ચર્ચા કરીશું
આ ફંક્શન ની બોડી છે
અહી બીજો એક ઇનસાઇડ ફંકશન મેસેજ દેખાશેજેમાં યુઝરનેમ ની વેલ્યુ રહેશે
અહી આપણે ફંક્શન ને કોલ કરીશું
આ આપણો કોડ છે
હવે ચાલો તેને એક્ઝીક્યુટ કરીએ
આપણા ટર્મિનલ પર પાછા આવીએ
હું પ્રોમ્પ્ટ સાફ કરું
પ્રથમ આપણે ફાઈલને એક્ઝિક્યુટેબલ બનાવીશું
ટાઈપ કરો ચમોડ સ્પેસ પ્લસ એક્સ સ્પેસ g variablesh એન્ટર દબાઓ
હવે ટાઈપ કરો ડોટ સ્લેશ g variablesh એન્ટર દબાઓ
આઉટપુટનું અવલોકન કરો
ફંક્શન ની બહાર યુઝર નેમ આ સુનિતા
વેલ્યુ લે છે
સાથેજ ફંક્શન ની અંદર પણ યુઝર નેમ આ સુનિતા
વેલ્યુ જ લે છે
આ એટલા માટે કારણકે યુઝરનેમ ને ફંક્શન ની બહાર ગ્લોબલી ડીકલેર કરાયું છે
આગળ ચાલો વેરીએબલ ને લોકલી ડીકલેર કરવાનું શીખીએ
ટાઈપ કરો ગેડિટ સ્પેસ l variablesh સ્પેસ એમ્પરસેન્ડ Enter
દબાઓ
તમારી l variablesh ફાઈલમાં અહી દર્શાવ્યા પ્રમાણે કોડ ટાઈપ કરો
ચાલો હું કોડ સમજાઉ
કોડ પહેલા ની જેમજ છે ફક્ત ફંક્શન ની અંદર એક વધારાની લાઈન છે
ફંક્શન બ્લોક અંતર્ગત આપણી પાસે અહી એક લાઈન છે લોકલ સ્પેસ યુઝરનેમ ઇક્વલ્સ ટીઓ જેક આનાથી યુજર નેમ વેરીએબલ માટે એક નવી વેલ્યુ લોકલી
અસાઇન થશે
હવે ટર્મિનલ પર પાછા જાઓ
ચાલો ફાઈલને એક્ઝિક્યુટેબલ બનાવીએ
ટાઈપ કરો ચમોડ સ્પેસ પ્લસ એક્સ સ્પેસ l variablesh Enter
દબાઓ ટાઈપ કરો ડોટ સ્લેશ l variablesh Enter
દબાઓ આઉટપુટ દેખાય છે
ફંક્શન ની બહાર યુઝર નેમ આ વેલ્યુ સુનિતા
જયારે કે ફંક્શન ની અંદર યુઝર નેમ વેલ્યુ જેક લે છે
આ એટલા માટે કારણકે યુઝર નેમ એ આ વેલ્યુને ફંક્શનની અંદર લોકલી અસાઇન કરે છે
હવે ચાલો ઝડપથી જોઈએકે કીબોર્ડ મારફતે યુઝર ઈનપુટ કેવી રીતે મેળવવું
કીબોર્ડ દ્વરા ઈનપુટ પ્રાપ્ત કરવા માટે રીડ કમાંડ નો ઉપયોગ કરો
આનો ઉપયોગ યુઝર ડિફાઇન્ડ વેરિએબલ
ને ઈનપુટ વેલ્યુ અસાઇન કરવા માટે પણ થાય છે
રીડ કમાંડ નું સિન્ટેક્સ છે
રીડ સ્પેસ હાયફેન પ સ્પેસ બે અવતરણચિહ્નો અંદર પ્રોમ્પ્ટ નોંધ લો પ્રોમ્પ્ટ ફક્ત એક સ્ટ્રીંગ છેજે યુઝર ઈનપુટની પ્રતીક્ષા કરે છે
તમે તેને તમારી પોતાની સ્ટ્રીંગથી બદલી શ્લો છો
ટર્મિનલ પર જાઓ
ટાઈપ કરો ગેડિટ સ્પેસ readશ સ્પેસ એમ્પરસેન્ડ Enter
તમારી readશ ફાઈલ દર્શાવ્યા પ્રમાણે કોડ ટાઈપ કરો
ચાલો હું કોડ સમજાઉ
આ ઉદાહરણમા ઈનપુટ કીબોર્ડ મારફતે યુઝર દ્વારા આપ્યું છે
આ બાંગ લાઈન છે
અહી p આ નવી લાઈન વગર પ્રોમ્પ્ટ દર્શાવે છે અને કીબોર્ડ મારફતે ઈનપુટ લે છે
યુઝર ઈનપુટ વેરેબલ યુઝરનેમ માં સંગ્રહિત થશે
એચો કમાંડ મેસેજ દર્શાવે છે
હેલ્લો અને કીબોર્ડ મારફતે યુઝર દ્વારા દાખલ કરેલ નામ
તોચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ
આપણા ટર્મિનલ પર પાછા આઓ
ટાઈપ કરો ચમોડ સ્પેસ પ્લસ એક્સ સ્પેસ readશ Enter
ટાઈપ કરો ડોટ સ્લેશ readશ એન્ટર દબાઓ
અહી દેશવે છે Enter username હું અશ્વિની ટાઈપ કરીશ અને Enter
દબાવીશ
મેસેજ હેલ્લો અશ્વિની દ્રશ્યમાન થાય છે
યુઝર વ્યાખ્યિત વેરીએબલ યુઝરનેમ
માટે અશ્વિની આ એક ઈનપુટ વેલ્યુ તરીકે અસાઇન થઇ હતી
ચાલો આપણી સ્લાઈડ પર પાછા ફરીએ અને સારાંશ લઈએ
આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા સિસ્ટમ વેરિએબલ્સ સિસ્ટમ વેરિયેબલ્સ યુઝર ડિફાઇન્ડ વેરિએબલ્સ યુઝર ડિફાઈનડ વેરિયેબલ્સ કીબોર્ડ દ્વારા યુઝર ઈનપુટ સ્વીકારવું
અસાઇનમેન્ટ તરીકે આપેલ સીસ્ટમ વેરિયેબલ્સ મેળવવા માટે સાદું બાશ પ્રોગ્રામ લખો
પીડબ્લુડી અને લોગનામે સાદું બાશ પ્રોગ્રામ લખો
જે યુઝર થી યુઝરનેમ પૂછે
પ્રોગ્રામથી બહાર નીકળી જવુંજો યુઝર 10 સેકેંડ દરમ્યાન કઈપણ ટાઈપ ન કરતો હોય
હિંટ રીડ t 10 p આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છેજેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે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
આ મિશન પર વધુ માહિતી સ્પોકન હાયફેન ટ્યુટોરિયલ ડોટ ઓર્ગ સ્લેશ ન્મેઇક્ટ હાયફેન ઇન્ટ્રો આ લીંક પર ઉપલબ્ધ છે
આ સ્ક્રીપ્ટ બનાવવા માટે ફોસી અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ આઈ આઈ ટી બોમ્બે દ્વારા યોગદાન આપ્યું છે
આઇઆઇટી બોમ્બે તરફથી હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું
જોડાવાબદ્દલ આભાર